જિયોજેબ્રા માં વર્તુળ પર સ્પર્શરેખા પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલના અંતે તમે વર્તુળ પર સ્પર્શરેખા દોરી શકશો સ્પર્શરેખાઓના ગુણધર્મો સમજી શકશો
અમે ધારીએ છીએ કે તમને જિયોજેબ્રા સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે
જો ન હોય તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 1110 અને જિયોજેબ્રા આવૃત્તિ 32470 વાપરી રહ્યી છું
આપણે નીચેના જિયોજેબ્રા ટુલોનો ઉપયોગ કરીશું
Tangents Perpendicular બાયસેક્ટર Intersect ત્વો ઓબ્જેક્ટ્સ Compass Polygon અને Circle વિથ સેન્ટર એન્ડ રેડિયસ
ચાલો એક નવી જિયોજેબ્રા વિન્ડો ખોલીએ
દશ હોમ મીડિયા એપ્લિકેશન્સ પર ક્લિક કરો
ટાઇપ હેઠળ એડ્યુકેશન અને જિયોજેબ્રા પસંદ કરો
ચાલો વર્તુળ પર એક સ્પર્શરેખા બનાવીએ
સ્પર્શરેખા એક રેખા છે જે માત્ર એક બિંદુ એ વર્તુળને સ્પર્શે છે
સંપર્ક બિંદુને સ્પર્શજ્યા બિંદુ કહેવાય છે
આ ટ્યુટોરીયલ માટે હું એક્સેસ લેઆઉટ ને બદલે ગ્રિડ લેઆઉટનો ઉપયોગ કરીશ ડ્રોઈંગ પેડ ઉપર જમણું ક્લિક કરો
એક્સેસ અનચેક કરો અને ગ્રિડ પસંદ કરો ચાલો એક વર્તુળમાં સ્પર્શરેખા દોરીએ
પ્રથમ ચાલો એક વર્તુળ દોરીએ
ટૂલબારમાંથી સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ ટુલ પસંદ કરો
ડ્રોઈંગ પેડ ઉપર બિંદુ એ માર્ક કરો
એક સંવાદ બોક્સ ખુલે છે
ચાલો રેડિયસ માટે વેલ્યુ 3 ટાઇપ કરીએ ઓક ઉપર ક્લિક કરો
વર્તુળ કેન્દ્ર એ અને ત્રિજ્યા 3 સેમી
સાથે દોરવામાં આવેલ છે
ચાલો બિંદુ એ અને સી મૂવ કરીએ જે વર્તુળ ની સમાન ત્રિજ્યા છે
ન્યૂ પોઇન્ટ ટુલ પર ક્લિક કરો વર્તુળની બહાર બિંદુ બી માર્ક કરો
સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ પસંદ કરો
બિંદુઓ એ અને બી જોડો
રેખાખંડ અબ દોરવામાં આવેલ છે
પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર ટુલ પસંદ કરો બિંદુઓ એ અને બી પર ક્લિક કરો
રેખાખંડ અબ ઉપર લંબ દ્વિભાજક દોરવામાં આવેલ છે
રેખાખંડ અબ અને લંબ દ્વિભાજક એક બિંદુ પર છેદે છે ઇન્ટરસેક્ટ ત્વો ઓબ્જેક્ટ્સ ટુલ પર ક્લિક કરો
આંતરછેદ બિંદુને સી તરીકે માર્ક કરો
ચાલો બિંદુ બી અને સી ને ખસેડીએ
લંબ દ્વિભાજક અને બિંદુ સી ને બી સાથે કેવી રીતે સ્થાનાકિત કરીએ
સી એ અબ નું મધ્ય બિંદુ છે એ કેવી રીતે ચકાસવું
ડિસ્ટન્સ ટુલ પર ક્લિક કરો
બિંદુઓ એ સી સી B પર ક્લિક કરો
નોંધ લો કે એસી સીબી જેનો અર્થ છે સી એ અબ નું મધ્યબિંદુ છે
ટુલબારમાંથી કમ્પાસ ટુલ પસંદ કરો બિંદુઓ સી બી પર ક્લિક કરો આકૃતિ પૂર્ણ કરવા માટે ફરી એક વખત સી પર ક્લિક કરો
બે વર્તુળો બે બિન્દુઓએ છેદાય છે
ઇન્ટરસેક્ટ ત્વો ઓબ્જેક્ટ્સ ટુલ પર ક્લિક કરો
છેદનબિંદુ તરીકે ડી અને ઇ માર્ક કરો
સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ પસંદ કરો
બી ડી અને બી ઇ બિંદુઓ જોડો
રેખાખંડ બીડી અને બે એ વર્તુળ સી માટે સ્પર્શરેખા છે
ચાલો વર્તુળ પરની સ્પર્શરેખા ના કેટલાક ગુણધર્મો નું અન્વેષણ કરીએ
સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ પસંદ કરો
એ ડી અને એ ઇ બિંદુઓ જોડો
એડીબી અને અબે ત્રિકોણ માં રેખાખંડ એડી રેખાખંડ એઇ વર્તુળ સી ની ત્રિજ્યા
ચાલો અલ્જેબ્રા વ્યુમાં જોઈએ રેખાખંડ એડી રેખાખંડ એઇ
∠ADB ∠BEA વર્તુળ ડી ના અર્ધવર્તુળનો ખૂણો
ચાલો ખૂણાઓ માપીએ
એન્ગલ ટુલ પર ક્લિક કરો
બિંદુઓ એ ડી બી અને બી ઇ એ પર ક્લિક કરો
ખૂણાઓ સમાન છે
રેખાખંડ અબ એ બંને ત્રિકોણ માટે સામાન્ય છે તેથી △ADB ≅ △ABE અનુરૂપતાના સાસ નિયમ દ્વારા
તેનો અર્થ છે સ્પર્શરેખા બીડી અને બે સમાન છે160
અલ્જેબ્રા વ્યુ માંથી આપણે શોધી શકીએ છીએ કે સ્પર્શરેખા બીડી અને બે સમાન છે
નોંધ લો કે સ્પર્શરેખા હંમેશા વર્તુળની ત્રિજ્યા જ્યાં તે સ્પર્શે છે તેની જમણી બાજુ પર હોય છે ચાલો બિંદુઓ બી અને સી ખસેડીએ
કેવી રીતે સ્પર્શરેખા બિંદુ બી સાથે ખસે છે
ચાલો હવે ફાઈલ સંગ્રહીયે
ક્લિક કરો ફાઇલ જીટીજીટી સવે એએસ હું ફાઈલ નામ tangent સર્કલ તરીકે લખીશ
સવે પર ક્લિક કરો
ચાલો એક પ્રમેય નું વર્ણન કરીએ સ્પર્શજ્યા બિંદુ ઉપર સ્પર્શરેખા અને જ્યા નો મધ્ય નો કોણ સમાન જ્યા દ્વારા અંતરિત એક ઉત્કીર્ણ કોણ સમાન હોય છે
સ્પર્શરેખા અને જ્યા વચ્ચેનો કોણ ડીએફબી જ્યા બીએફ નો ઉત્કીર્ણ કોણ એફસીબી
ચાલો આ પ્રમેય ચકાસીએ ચાલો એક નવી જિયોજેબ્રા વિન્ડો ખોલીએ
ફાઇલ જીટીજીટી ન્યૂ પર ક્લિક કરો
ચાલો એક વર્તુળ દોરીએ
ટુલબારમાંથી સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ ટુલ પર ક્લિક કરો
કેન્દ્ર તરીકે બિંદુ એ માર્ક કરો અને બી મેળવવા માટે ફરીથી ક્લિક કરો
ન્યૂ પોઇન્ટ ટુલ પસંદ કરો
પરિઘ ઉપર બિંદુ સી અને વર્તુળની બહાર બિંદુ ડી માર્ક કરો
ટુલબારમાંથી ટેન્જન્ટ્સ ટુલ પસંદ કરો
પરિઘ અને બિંદુ ડી ઉપર ક્લિક કરો
બે સ્પર્શરેખા વર્તુળ પર દોરવામાં આવે છે
સ્પર્શરેખા વર્તુળ પર બે બિંદુઓ ઉપર મળે છે
ઇન્ટરસેક્ટ ત્વો ઓબ્જેક્ટ્સ ટુલ પસંદ કરો
સંપર્કના બિંદુઓ ને ઇ અને ફ તરીકે માર્ક કરો
ચાલો એક ત્રિકોણ દોરીએ
પોલિગોન ટુલ પર ક્લિક કરો
બિંદુઓ બી સી ફ અને આકૃતિ પૂર્ણ કરવા માટે ફરીથી બી ઉપર ક્લિક કરો
આ આકૃતિ માં બીએફ એ વર્તુળ સી ની જ્યા છે
∠FCB વર્તુળ સી ઉપર સ્પર્શરેખા દ્વારા ઉત્કીર્ણ કોણ છે
∠DFB એ વર્તુળ સી ઉપર સ્પર્શરેખા અને જ્યા ની મધ્ય નો કોણ છે
ચાલો ખૂણાઓ માપીએ એન્ગલ ટુલ પર ક્લિક કરો બિંદુઓ ડી ફ બી અને ફ સી બી પર ક્લિક કરો
નોંધ લો કે ∠DFB ∠FCB
ચાલો બિંદુ ડી અને સી ને સ્થાનાંકિત કરીએ જે સ્પર્શરેખા અને જ્યા બિંદુ ડી સાથે સ્થાનાંકિત થશે
ચાલો હવે ફાઈલ સંગ્રહીયે
ક્લિક કરો ફાઇલેગ્ટગટ સવે એએસ હું ફાઈલ નામ tangent એન્ગલ તરીકે લખીશ અને સવે ઉપર ક્લિક કરીશ
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ ખાતરી કરતા શીખ્યા એક બાહ્ય બિંદુ પરથી દોરાયેલ બે સ્પર્શરેખાઓ સમાન હોય છે વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શરેખા વચ્ચે દોરાયેલ કોણ 90 0 હોય છે સ્પર્શરેખા અને જ્યા વચ્ચેનો કોણ જ્યા દ્વારા અંતરિત એક ઉત્કીર્ણ કોણ સમાન હોય છે અસાઇનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે ખાતરી કરો કે એક વર્તુળ ઉપર દોરાયેલ સ્પર્શજ્યા વચ્ચેનો કોણ એ કેન્દ્રમાં સંપર્કના બિંદુઓ જોડતો રેખાખંડ દ્વારા જોડાયેલ કોણ માટે પૂરક છે
ખાતરી કરવા માટે એક વર્તુળ દોરો
બાહ્ય બિંદુ પરથી સ્પર્શરેખા દોરો
સ્પર્શરેખાના સંપર્કના બિંદુઓ માર્ક કરો
વર્તુળના કેન્દ્રને સંપર્કના બિંદુઓ સાથે જોડો
કેન્દ્રમાં કોણ માપો સ્પર્શરેખા વચ્ચે કોણ માપો
લગભગ બે અંતઃકોણોનો સરવાળો શું છે
કેન્દ્ર અને બાહ્ય બિંદુ જોડો
શું રેખાખંડ કેન્દ્ર ખાતે કોણ દ્વિભાજન કરે છે
સંકેત એન્ગલ બાયસેક્ટર ટુલ નો ઉપયોગ કરો
આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ સુમ ઓએફ થે એન્ગલ્સ ઇસ 1800
રેખાખંડ એ કોણ ને દ્રીભાજન કરે છે
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ httpspoken tutorialorg તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલ મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે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
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ નો એક ભાગ છે
જે આઇસીટી મેહર્દ ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ મિશન પર વધુ જાણકારી આ લિંક પર ઉપલબ્ધ છે httpspoken tutorialorgNMEICT Intro આઇઆઇટી બોમ્બે તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડવા બદલ આભાર